ઓકે તોસા ઓકે બાય મુકુછું સારું હિન્દી channel માં મેં થોડાક કલાકો પહેલા already અદાણી નો video મૂકી દીધો છે તો એમાં મને અમુક comment આવવા ની શરુ થઇ એકદમ negative comment આવવા ની શરુ થઇ કે તમે તો terrorist છો તમે તો anti national છો તમે તો મોદી government ની against માં છો અમે તો તમને જોઈ લેશું બરાબર કોઈ દિવસ મને આવી negative comment આવી નતી એમ અને પછી અમુક ID મેં check કર્યા comment મેં remove કર નાખ્યા પણ ID અમુક મેં રાખ્યા મારી પાસે અને હું બે ત્રણ બઉ સારા you tuber સાથે connect connected છુ એકદમ ગણો તો genuine you tuber તો અમુક ની english channel છે અમુક ની મરાઠી channel છે હવે

અ બે political party વચ્ચે થાય છે અને અમુક લોકો ને છે અને એ લોકો ને PRmanage કરવા આપી દીધું છે કે તમે કાઈ પણ language માં બોલો તો કઈ દેવા નું કે terrorist છે વાત માં કઈ દેવા નું બરાબર કારણ કે મેં એવું વિચાર્યું કે આપડી તો channel stock market ની છે

કારણ કે stock down જાય છે bank nifty down જાય છે negative effect થાય છે તો એક related વસ્તુ છે એટલા માટે આપડે આમ દોસ્તો કોઈ દુનિયા નો એવો treader નહિ હોય કે video જોઈને ને એવું લખવા માંડશે એટલી એટલી actual negativity કરશે પર એક અમુક વસ્તુ એના પરે થી proof થઇ ગઈ કે આં લોકો એ છે ને બે ત્રણ દિવસ માટે એ આખી ની જે team છે એ you tube પર મૂકી દીધી હશે કે જાઓ આ જેટલા video છે એમાં comment જે

જે અદાણી છે આપડા ગૌતમ ભાઈ એ શાંતિ થી બેઠા છે જો હુયે ગુજરાત નો છુ એ બી ગુજરતા ના છે અને આપડી government એ ગુજરાતી છે તો મારે કોઈ ની સાથે કોઈ personally against માં કાઈ છે નહી પણ આપડે stock market માં જોડાયેલા છે

કે આજે એમનો જે report આવેલો છે એ report ને તમ, એ પાંચ minute માટે ભૂલી જાઓ ને જો ખરેખર તમને stock market નું થોડુક બી knowledge હોય ને તો જે લોકો ને ખરેખર થોડું બી knowledge છે ને એ લોકો એ ક્યારેય અદાણી માં invest કરેલું નથી બરાબર મારે હમણાં હમણાં ઘણા time માં એવું થયું કે હું જ્યારે travelling mumbai ને એવી રીતે કરતો હોય અમુક વાર ગુજરાત માં તો અમુક જે લોકો ને જે જાણીતા trader કે મોટા investor ની મારી સાથે ઓળખાણ એ લોકો ના મળું તો એ રસ્તો છે કે અદાણી માં ભૂલ માં બી નાં જતા ચેતન ભાઈ બરોબર છે કારણ કે એના ગણા time થી એનો stock આપડે monitor કરીએ ને તો એનો Pratio આવે ને એ એટલો high છે ને એ acceptable જ નથી હવે આતો news આવી ગયા આ બધા એટલે stock પડ્યો બાકી stock double જ હતો કે મતલબ તમે આ report ને અવગણી નાખો ને અને જો તમે એક genuine માણસ ને પૂછ્યું હોય ને તોય તમને એક કે કે ભાઈ ધ્યાન રાખજો high nifty છે લક ઉપર છે બરોબર એટલે આવ વસ્તુ તો ગણા બધા ને ખબર છે આમાં કઈ નવું નથી નવું શું છે કે આ report છે હવે આ report ને સમજો ને તો તમારું stock market નું knowledge સારું એવું તો કલાકો વીતી જાય બરોબર તો હવે આમાં બે વસ્તુ છે અમુક લોકો આવું કેસે india ની company વિશે તમે કેમ આવું બોલો છો અથવા તો india ની મારી વાત નથી કરતો જે જે લોકો આના વિશે બોલવા લાગ્યા છે india ના લોકો નું india ના બીજા શું કામ credit ઓછી કરો છો એવું બધું અહી કોઈ નું intention નથી બરોબર પણ એક વસ્તુ એ બી છે કે foreign countries માં અમુક off-road ખાતા માં થતા હોય તો ત્યાં regulation થોડુક સારું હોય છે ત્યાં બી problems તો છે જ એવું નથી છે જ પણ થોડું accountability વધારે હોય છે બરોબર આપડા જેટલું હોતું નથી હવે અહિયાં શું થાય છે કે અમુક આપડા india નાં regulation છે એવું કહી ને બેસી જાય છે કે આતો investigation ચાલુ કરી છે આપડે જોઈએ પણ જે અગર મને એવું લાગે કે થોડુક જે લોકો ને દસ ટકા stock market નું knowledge હોય

તમને વર્ષો થી અનુભવ થી ખબર જ હશે તમે એના પર already action લીધું નથી અને અમુક અમુક inquiry ની investigation તો વર્ષો થી ચાલતી હતી એમાં કઈ આવ્યું નહી અને પછી આ લોકો regulatorer ઓ શું કરે કે નાના નાના

એના લીધે જે બધું થઇ રહ્યું છે તમે બે ત્રણ દિવસ માં જોવો કે investor નાં કરોડો રૂપિયા ડૂબી ગયા અને એના લીધે bank નાં stock રહેશે એમાં બીજા કરોડો ડૂબી ગયા વગર વાંકે તો આના બધા જવાબ કોઈ આપતા નથી ખરેખર તો માં government નું credible statement આવી જવું જોઈએ અ bank એ question ઉઠાવવા જોઈએ અને regulatorer ને ખાસ ઉઠવવા જોઈએ હવે game કેવી થઇ ગઈ છે ખબર છે કે આપડે તો ક્યાય આવતા જ નથી બરોબર એમનો ક્યાય staff આવતો નથી અત્યાર સુધી માં

કે indian ની company છે એ લોકો પાસે તમે વિચારો કે કેટલા investigater છે શું એ લોકોન પાસે journalist નથી શું એ લોકો પાસે structure નથી શું એ લોકો પાસે investigater નથી જ્યારે બે past માં બી જ્યારે કોઈ foreign website કઈ પણ દાવો કરે તો તરત india ની website વાળા શું કરે અથવા તો german વાળા કે એનો check કરાવડાવે કેટલો fix અને એના પર થી આપડે નવો મળે તો આવી વખતે કેમ નાં કર્યું આપડી આજ્વાકતા ની channel છે એ શું કરે છે વિચારો ખબર છે કે ભાઈ આ indian report એ આવું કીધું અદાણી ની company એ આ કીધું આ report આવું કીધું SBI ના chairman એ આવું કીધું પણ પોતાનું independent question કે આ ભાઈ આ report ના અંત માં એશી થી નેવું question ઉઠવવા માં આવ્યા છે તો એ એશી નેવું question નાં તમારે answer આપવા પડશે તમારો CEO તમારો chairman તમારો PA તમારી policy manager એને બેસાડો અમારી TV માં અને અમે એને question પુછ્સું કેમ તમે એંશી question નાં answer નથી આપતા જો બધી જ વસ્તુ બરાબર જ છે તો આવી જાઓ અત્યારે જ answer આપો એમાં પાંચ minute ની dial શું કામ થાય છે બરોબર છે પણ એ બધું નથી question નથી પૂછવા કોઈ ને question ખતમ એમાં એ જ કેવા માં આવે છે કે SBI ના chairman અએ કઈ દીધું કે કાંઈજ ચિંતા કરવા ની જરૂર નથી અમારું તો exposureRBI પ્રમાણે છે કઈ લાગતુ નહી એટલે તમે વિચારો કે અત્યારે game નું આખું remote કોના હાથ માં છે અને કોણ કોને કરે છે actually કારણ કે જો હવે આમાં કેવું છે ખબર છે bank એવું કે છે ને કે યાર આ report તો ખબર જ નથી હવે આ બધું સાચું તો છે તો panic create થશે panic create થશે તો bank એવું બોલશે કે report સાચો હશે તો investigate કરવું કરશે investigate કરશે તો government ને માનવું પડશે કે problem છે હવે આ બધા બધું ભૂલી જવા નું છે problem એમ કેસે કે bank છે તો પછી એ માનવું પડશે ને પછી government ને એ માનવું પડશે અને જો government એમ કહશે કે problem છે તો એ માનવું પડશે ને bank ને માનવું પડશે અને આમાં થી ત્રણેય માંથી કોઈ કરાવે લાગતું નથી

તો historical તરીકે સાબિત થયું અહિયાં શું થશે આપડે જોવું પડશે કારણ કે આમાં શું છે ખબર છે કે આ group નું exposure ખાલી indian banks જોડે નથી અ foreign institution સાથે બી છે તો તમે એક time એ trust આમાં છે ને stock market નો ધંધો બધો trust પર ચાલતો હોય તમે તમારું regulation છે તમારી orthoraty આપડી પાસે ગણી બધી છે બરોબર એ એનો જોવો આપડે action હોય એ everythingly અત્યારે નાં બતાવે બરોબર અને investor નો trust પાછો નાં ખેંચે તો foreign investor ઓ કેટલું પછી capital infuse કરશે અને કોની પર trust કરશે એટલે હવે આ કેવું છે ખબર છે કે એક સામે આપડે foreign જોવો છે આપડે world ને બતાવવું પડશે કે ભાઈ જો ખોટું થયું છે તો અમે action લેવા તૈયાર છીએ next time આવું છે કે આ જહાજ આપડું પોતાનું છે તો હવે આને દુબડવી આને ડૂબવા દેવું કે આને બચાવવું શું કરવું એટલે મને લાગે છે કે અત્યારે ગૌતમ ભાઈ કરતા અત્યારે છે ને government વધારે pressure મારે અને વધારે pressure મારે અને bank સિવાય pressure મારે અને એટલા માટે pressure લીધે જ bank support કરે છે

તમે કઈ નઈ આપો આટલો મોટો report તમે જોવો આ કેવું છે political party આને એમ કહ્યું આને એમ કહી ને જવા દીધો આટલા મોટા report માં જે numbers આપેલા છે અને common મેં તમને video ના શરુ માં શું કીધું કે common investor ને ય ખબર હતી કે અદાણી માં invest કરવા જેવું નહી common માણસ એ નાં પાડતો હતો કે ભાઈ નાં કરો invest અને આણે પાછો એક report લખ્યો મેં

એટલે મેં આ video એટલા માટે બનાવ્યો કે આ એક બઉ મોટી master game છે અને તમે એ જોજો કે આ જહાજ નું remote ખરેખર કોના હાથ માં છે જહાજ ને નાના મોટા damage થી બચાવવા માં આવશે અને એમ કહેશે કે નાં ભાઈ તમારે તરવું કે જહાજ ને ડૂબવા દેવા માં આવશે કારણ કે જો જહાજ ને જો ડૂબવા દેવા માં આવે ને તો એ જે નાનું મોટું migration હોય છે ને તો એ treaty શું કરે ખબર છે કે નાના મોટા treader ને કે brokerer house ને train કરે છે

આખો હવે એક આખો business family છે તમારે bank રોકડે કારણ કે આમાં કેટલા બધા ને એ લોકો ની family નાં નામ આવી ગયા પછી એ એ લોકો ને CA ની chairman ની post માંથી હટાવવા માંડે પછી એની જે બધી company છે એનો action થાય એ લોકો ને bank કરવા પડે આ બધી post માંથી share બજાર માંથી ગણું બધું એવા option હોય આપડા કેમ કે તમે એક થઇ ગયું કે એ જહાજ ડૂબશે તો તમે એને ડૂબાડો એની ત્યાંથી પ્રથા હો તો તમે આ બધું કરવા માંગો છો તમે આ બધું ખરેખર કરી શકશો એમાં કઈ political deal તમારી ચાલવા ની છે ને શું ચાલવા નું છે એટલે એ બધું depain કરે છે કે ખરેખર remote કોના હાથ માં છે ને એ લોકો એ ખરેખર શું કરવું જોઈએ એના વગર હોઈ શકે કે એ બી થઇ શકે છે કે આવનારા બે ત્રણ છ મહિના માં એમ છે કે public ભૂલી જશે નાની મોટી investigation બતાડી દેશે અને એવું અ બતાડે કે બધું પૂરું ભૂલી જાઓ બસ અને કાતો જો દુબાડવું હોય તો history નો બઉ મોટો lesson થશે અને history બઉ મોટી transparency આવશે કે ભાઈ નાં અહિયાં transparency છે

જો તમારા five percent ની ten percent stock market નું knowledge હોય કે નાના મોટા investor એ ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં નાં રોકવા જોઈએ કાઈક ને કાઈક problem છે અને બીજી વસ્તુ કે આટલા માટે જ હું કોઈ દિવસ કોઈ ને એવું નથ કહેતો કે માં apply કરો જે નવી generation ના જે ITA આવ્યા છે એમાં લોકો ને તરત મોટી મોટી college માંથી graduate થઇ અને લઇ જવું છે તરત જ graduation ની game ચાલે છે એટલે મેં કોઈ દિવસ નવા ને ઉલટા નો મેં video મુકેલો હતો કે IPL ની game જોવો કે IPL ને વેચે છે ને તમે કોને follow કરો છો અને હજે હજે એક વસ્તુ કે તમારે ખરેખર એવું જોવું હોય કે કોણ સાચું છે you tube પર તો તમે એવા you tuber ને ગોતો કે જે લોકો એવું કહેતા હતા કે paytm માં IPOapply કરો અ zomato નો apply કરો એવા ગણા બધા IPO ઓ apply કરો plus કે અદાણી નો SPO ઓ apply કરો કે અદાણી નાં stock માં apply કરવા અને અમુક એવા હતા you tuber કે જેમને કોઈ દિવસ

માં ખોટા ખોટા શોક પકડાવવા ના ને એવા જ video મુકે છે તો ભાઈ હવે આતો પચાસ long term માટે વિચારો એટલે આ બધું જો હવે છે ને એક આખું તમારે આમાંથી શીખવા નું છે કે તમે કોને follow કરો છો કોને નથી કરતા મોટા નાં studio માં એ લોકો નાં દુખ ઉપર થી બધું પણ અંતે બધું trust and transparency પર end થાય છે અને આજે આપડે india અત્યારે આ game થઇ છે એમાં મજા આવશે કેમ કે end એ આ જહાજ સાથે શું કરવા માં આવશે હવે બધા સાથે મળી ને as a relation તરીકે એને enjoy કરીશું wish you lots of love and happiness thank you thank you very much દોસ્તો video માં આગળ વધતા પહેલા એક નાની announcement કે જો તમે nifty અને bank nifty માં capable one માં વાંચતા હોય તો તમારું મોટું focus option trading ઉપર હોય તો અમે લોકો એ india ની number one telegram channel બનાવી છે જેનું નામ છે nifty bank nifty VIPtraders તો આ channel કોના માટે છે એવા લોકો માટે કે જે લોકો ને રોજ ના nifty અને bank nifty ના level જોઈએ છે price action ના તો આ level market open થાય એટલે market પ્રમાણે હું live update બી કરું છુ V chat નો આપડે use કરીએ છીએ સારી સારી strategy સીખવા માટે ને technic સીખવા માટે મારી એક rises આમાં ચાલુ છે કે option કઈ રીતે થાય option buying option ગમે એ રીતે

પણ એટલી guarantee કે nifty bank nifty માં અને option trading માં master બની જાઓ એ રીત નું આ channel તૈયાર કરેલી છે અને જે લોકો આ channel માં જોડવા માંગે છે એ લોકો ને free tool મળશે option order master જે બિલકુલ free છે option કરતી વખતે આપડી entry બઉ important હોય છે તો ફટાફટ આપડી entry થઇ જાય આપડી જે મન પસંદ જે site હોય એમાં તો એવા લોકો માટે બઉ સરસ મારું internal zone છે જે આપડે live કરેલું છે એ તમને free મળી જશે એનું screenshot કાઈક આવું તમને દેખાશે કે જેમાં already તમે refresh કરશો એટલે દર વખતે તમને અમુક મળી જશે ATM check અને અમુક IT મળી જશે ફટાફટ તમને market opsteck કે breaker opsteck માં entry લઇ લેસો તો તમારી movement છે એ miss નહી થાય આ પોતે મેં મેં બનાયું મોટા ભાગ નું જયારે problem કેવું હશે જો તમી બીજા લોકો જોવા જાસો તો તમારું પેહલું reaction કેમ કે મારી સાથે આવું કેમ બન્યો તો શું હવે હું શું કરીશ મારે તો આવું reaction આમતો તો ભાઈ થશે

એ બહુ સરસ પણ એ હોય અને offer letter ની રાહ હોતા હોય જે કદી આવ્યું ન હોય પણ થોડા મહિના પછી એના એ થી વધુ સરસ job એમે મળી રેહશે job ના મળી હકીકત માં તમારા માટે આ ત્યારેં તમને નતું શામ્જાયું એવી રીતે તમારી family નું તમારા સ્વપ્ન નું ઘર કોઈ બીજા એ ખરીધી લીધું હોય જે તમને થોડો સમય પડી રેહ ર્છે પરંતુ એ પછી એના થી એ શામ્જાતો તમને મળી રેહ ત્યારેં ખબર પડે આગનું મકાન ના મળ્યું હોય એ આશીર્વાદ જ હતો બીજો અથવા થોડા વર્ષો પેહલા એક left

લાભ તથા છે ખરી સર્વળના કેવા મુજબ એને મરેલા એના સામાજે એને ખુબ અને મદદ આપેલી એટલે લગભગ સામાન્ય કહો કેહ એના પતીએ અને બાળકો ને સાંજ ના ભોજન પુરા પાડેલા તે એના મિત્ર એ મિત્રાઓએ ખનની સાફ સફાઈ જવાબદારી ઉપાડી લીધેલી લોકોમાં જે મોજ કરવાની ready છે તેનો અઅંગદ અનુભવ સેરો ને શામ્જાવ્યું ત્યારે એને પોતાને tumor લખવાની જાન થઇ જીવન ના એટલા થી પણ આટલે નજીક થી જોયા પછી થયું ને થવી hospital ની પથારી પર સુતા સુતા અયાજ ઘૂસ નક્કી કરેલા જે સીધ કરવા માટે તેવો હવે કમ્પની છે એના ભાઈ અને બેહેન સાથે એના સમ્બન્ધો હવે વધુ ગાઠ અને લગને સફળ બન્યા છે પોતે ફેકાયા છે ત્યાં નું આ કેહવત છે જીવન કેટલું સુંદર છે એનો એનું એનું ભાઈ જે થયો આવું આવું સુંદર જીવન આપવા માટે એ હવે ઈશ્વર તરફ વધુ સફળ નો રસ્તો ગણી આ ઘણી વખત મુસ્કેલીયો માંથી પશરતું હોય છે એમ થી એમ થી ગુનો સોભાનું તો આ વાત થાય છે ઓઘ્નીશ સૌ એસી ના વ્યાકરણ માં એક medical company માં કામ કરતા હતા વધાર શુટી પહુચેલો એ પોતાની પત્ની મરલીન અને તેના ત્રણ બાળકો સાથે અમેરિકા વિક્ષન નેજેમના મેલુવોરકી સેહેર ના એજ સુંદર ઘર માં સરસ મજા નો જીવન માહી રહ્યો હતો પણ ઓઘ્નીશ સૌ ચૌરાસી માં એની job થઇ એની job જતી રહી થોડા મહિનાઓં પહચી જયારે અજુ એક બેરોજગાર હતો ત્યારે એની કાર ને accident થયો એને મોટી એના ફેફડા બરોળ અન તેવોજ પહુચેલો તે જીવશે કે નહી એ વિષય ડોકટરો પણ સંકા ચલક હતા એનોજ પોતે એમનો માનતો હતો એ મરી જશે ત્રણ દિવસ સુધી એ ના સહારે જીવ્યો પણ તે પછી ચમત્કારી રીતે એ સાચો થઇ ગયો તેનોને થયું કે એને એક નવું જીવન મળ્યું માં રેહવા દર્મ્યાન તેનો વિચારવા લાગ્યો કે હવે શું કરું અત્યાર સુધી ના જીવન દર્મ્યાન એને ખાસા એવા motivational સુત્ર અને શું વાક્ય એકતા કર્યા હતા એમના એમને માં રહેલી શક્તિ વિષે એ જાણતો થો એની માથે એના ઘરમાં આવેલા સુત્રો તેહ તેહ કરી આ સુત્રો થી એને અને દિશા મળતી અચાનક એને એક જભ્ર્કોશ આયો કે હવે શું કરશું એ એક એક એવો business શરુ કરશે કે જેમાં આ પેલા લાયી સુત્રો ને એ બીજા ઓં સાથે વેચી સકે પણ એને એક વિષય નું

તે તે વધ્યો હતો ને એવી job લેવા માડી જેમાં marketing and printing વિષે એ જાણી સકે એ પોતાનું motivational સૂત્ર સુત્ર ના પ્રચાર ને પ્રસાર માટે વિચારતો અનેં એના માટે નો હતો મથ્યા કરતો એક દિવસ એક વિચા જાણે થોડા થોડા ને પર ગોર કર્યું એને વિચાર્યું કે ક્રેડીટ ડેબીટ કાર્ડ પર એ પોતાના ના સુત્ર છાપશે એજ સાંજે ક્રેડીટ કાર્ડ ના કમ્પની ના ગોત કાર્ડ ની જાહેરાત થઇ આ આતો ઔર કામ નું છે એને વિચાર્યું કટો એના ગોળ કાર્ડ છાપું કે લોકો જેવા જ્યાં સુધી તમને દબાય જાય એટલે એને attitude leadership personality and પ્રયત્ન અને હિમત ઉપર સુત્ર બનાવ્યા તેને એ કાર્ડ નું નામ આપ્યું ગોલ્ડ કાર્ડ hospital છોડ્યા પછી પાંચ વર્ષે એનું ગોલ્ડ કાર્ડ વેચાયું અત્યાર સુધી માં એ વિશ લાખ થી વધુ આમ દેવી બ્રુનો એક જબરદસ્ત સફળતા માં ફેરવી નાખ્યો તેમના માણસો ના ઉપર થી હું ઉપર નો સિદ્ધાંત ફક્ત પૂરું ઘટના પુરતો જ છે અમારા business માં પણ આવું કાયિક બનેલું

એજ વર્ષના જૂનું માર્ચમાં એક લોકલ અને national level ની advertise ક્મ્નીએ કમ્પની ને મારા picture નું marketing કરવા માટે ની જુલાય ની શરૂવાત માં એક problem ઉભો થયો અને screen printing કરનારી કમ્પનીએ બે અઠવાડિયા માં એ કામ પૂરું કરવાનું હતું તે એ કરવા માં તેને પાંચ અઠવાડિયા નો સમય લાગી ગયો આતો ચાલે એમજ નતું એટલે બે બીજો screen painter શોધવાનું નક્કી કર્યું પરંતુ મેં વાયા ભાવ અને screen painter સાથે નક્કી ક્રરી દીધા હતા જો કે આ પણ એક problem હતો જો બીજી કમ્પની એ મને એક quality product લગભગ એજ પાડે ત પણ મેં એવી રીત્તે સેહેજ પણ અત્યાર હોવાના બદલે બીજો બધું સારું screen painter શોધવાનું નક્કી કર્યો એકજ એકજ અઠવાડિયા માં મને એવો printer મળી ગયો જે ઓર્ડર પરથી પાંચ અઠવાડિયા માં સમય લેતો હશે હમે વેચી ચાર દિવસ માં છુટા કરી સકતા સકતા હતા

એ વખતે જો કે મને એ વાત ની પણ જાન નથી પરંતુ હું શક્ય માનતો હતો કે ખરાબ પરિસ્થિતિ નો શ્રેષ્ઠ પરિસ્થિતિ માં કરી સક્યે અને હું એમ કરી સક્યો આવા અનુભવો એ મને શીક્વાય્યું કે જયારે એ બાણું બંદ થાય છે ત્યારે બીજું બાણું ખૂલું ને રાહ રાહ જોતું હોય છે મુસ્કેલીયો ને સમસ્યાઓં માંથી લાભ કઈ રીતે મળે છે એનું ઉધાહાર્ણ મારી પોતાની પરિવર્તન કાયદો ની અભ્યાસ પૂરો કર્યા પછી જ્યાં સુધી career નો અનુભવ મને નતો ત્યાં સુધી મેં self help કે motivational ક્ષેત્ર ના પુસ્તકોની કિંમત મને નથી સમ્જયી જિંદગી માં જયારે મને ભયાનક દુખો અનુભવો કર્યો ત્યારે સુખ અને સફળતા ની સિદ્ધાંતો ની શોધ કરી મહાનતા ની ઉચાઇ લઇ જાય ત્યાં તમને કટાળો હવે ને લાગે છે કે એ દિવસ માં મેં જે પ્રથમ કર્યો હતો

મારે મુશ્કેલીયો અને દુખ માં સામનો કર્યો પડ્યો કે જ્યાં થી મેં positive attitude કીમત સમજી શકો એટલે જયારે મને કોઈ કહે છે તેવો આ તેવો ના થઇ ગયા છે હવે સમજી શકું છું કે લોક ને negative અનુભવ રહ્યા છે